પૂંછડી લઈને સાંજનો સમય આ જવાની ભૂમ્યો. પછી કંઈ પીળો સમરસ સિસોટી મારે તાળી દઈ ઠેકડી પીળો હવે તાળી દેવાની ને ઠેકડી કરવાની કે આ પીળા ને કંઈ ખબર જ નથી. પણ છતાંય માણસ આવું કરે. તાળી દે તાળી દે કરીને ઠેકડી ચીડો સમ્રાટ સિસોટી મારે માણસ સિસોટી મારે કોઈને ચુંબન કરતું જોઈ. જાય તો પણ સંભળાને કંઈ એવી ખબર ના પડે. પણ છતાં એ આવું કરે છે. એવું કહેવામાં આવ્યું. ને શું કર્યું કે પશુ પક્ષીઓની ઉપર માણસની ચેષ્ટાઓને નિરૂપણ કરવામાં આરોપણ કરવામાં આવ્યું. અને એટલા માટે સજીવારોપણ અલંકાર કહેવાય. પછી રાજેન્દ્ર શાહનું જ મને રાજેન્દ્ર શાહનું મારો ગમતો કવિ છે. એનું એક કાવ્ય છે. બીજને ઝાડ ઉખડે બીજને ઝાડ ઉખડે જોકે તે પૂર્ણિમા જાજેરો ઘૂમતો તાણી આ બીજો ચાંદ હોય ને આમ બીજ નો ચાંદ તો એ કલ્પના કરે છે. આ તો એની દાઢી જ દેખાય છે. એનો ઘૂમતો તાલ છે. આમાં તો આખી પૂર્ણિમા નું મોઢું છે. એમાં એમ તો કેવી સરસ મજાની વાત કરી. તો આ સજીવારોપણ કહેવાય. કે અને પ્રકૃતિના તત્વની ઉપર પહેલા પશુ અને પક્ષીને જીવત હતા. આ તો તત્વોની ઉપર પણ એમણે આવી જાતનું આરોપણ કરી તો એ સજીવારોપણ અલંકાર છે. હજુ એક અલંકાર છે જે તમારે ભણવાનું છે. એનું નામ છે. વિષમતા નથી. ભણવાનું વિરોધાભા last but one પછી સીધું સભ્ય યુક્તિ વિરોધાભાસ અલંકાર એના પણ બે પ્રકાર છે. એક શ્લેષયુક્ત અને એક શ્લેષ વિહીન આ બે અલંકાર છે. એટલે એને એને એને આવું એ નામ પાડે છે. ફ્લેશ મૂલ વિરોધાભાસ અને આનું નામ શુદ્ધ વિરોધાભાસ આ બે પ્રકાર છે. જેમ કે આપણે એમ કહીએ. ના માંડીને કાન અમે તો દાજી મળીએ. તો આપણને એમ થાય. કે પુના મળે. એમાં કોઈ દાઝી મળતું. હશે ખોટી વાત છે. પહેલ વહેલું આપણને આ વિરોધ જ દેખાય. કે આમાં આમાં અર્થમાં પણ વિરોધ છે. આ બરાબર નથી. પણ પછી આપણે જરાક નીચે ઉતરીએ કોણ આ બોલે છે. ગોપી બોલે છે. ક્યારે બોલે છે. કૃષ્ણ ચાલ્યા ગયા ને પછી હા બરાબર કૃષ્ણ ચાલ્યા જાય. પછી તો એને આખું નામ મળે એટલે એને તો એવું જ લાગે ને કે ન મળે ને કાન અમે તો દાઝી મળીએ કારણકે આ લેખ પૂનમમાં એ લોકો રાત્રે ના હતા. તો હવે એની પૂનમમાં કૃષ્ણ અહીંયા નથી. તો બરાબર છે ને દાજી મળ્યા જેવું જ લાગે ને વિરોધ ચાલુ ગયો. તો પહેલા હતો ને તમે જ કહેતા હતા. કે ખોટું છે. એ અમને આભાસ થયો થયો હતો. એટલે આ શુદ્ધ વિરોધાભાસ અલંકાર છે. પણ હું તમને એક એવો વિરોધાભાસ અલંકાર દેખાડો. કે જે શ્રેષ્ઠ મુલક છે. તો એ શ્લોક છે. સંસ્કૃત શ્લોક છે. કેશવમ પૃષ્ઠ વા બહુ સરસ છે. આ શ્લોક કેશવમ અતિત્વ મ દૃષ્ટવન કૃષ્ણ ભગવાનને પડેલા જોઈને પાંડવા હર શમતા પાંડવો હર્ષમાં આવી ગયા. એવું તો કોઈ દિવસ હોય કૃષ્ણ પડી જાય તો પાંડવો કોઈ દિવસ હર્ષમાં આવી જાય. એટલે તો આજે અમે વિરોધાભાસ કહીએ છીએ. કારણ કે હમણાં આપણે અર્થ કાઢશું. ને એનો બીજો દુદંતી કૌરવા સર્વે થાય છે. રૂદંતી કૌરવ વાહ સર્વે આહા કેશવ કેશવ હા હા કેશવ કેશવ શું કહે છે. કે કેશવ એટલે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનને પડેલા જોઈને પાંડવો બધા હસવાનું આવી ગયા. કે સારું થયું. પછી કે રુદનથી કૌરવ વાહ સર્વે અને બધા કૌરવો રોવા લાગ્યા. આહાહા કેશવ હા હા કેશવ એમ કરીને રોવા મંડ્યા. તો આ આપણને આ અર્થ માન્ય નથી આપણને આ અર્થ વિરોધી લાગે છે. પણ એ તો ખોટો છે. ભાઈ ખરી વાત તો કંઈક બીજી છે. તો આ વિરોધ નો આભાસ છે. એટલે કહી દઈએ. આને કેવી રીતે વધશે. એનો બીજો અર્થ કાઢશું ને તો વધશે. અને એટલા માટે એ શ્રેષ્ઠ યુક્ત કહેવાય છે. શુદ્ધ ની વાત તો આપણે જોઈ લીધી તું ના મળે ને કાન અમે દાજી મર્યા આપણી આ શ્લેષની વાત જોઈ રહ્યા છે. તો આ કેશવ નો અર્થ છે. કા એટલે કર્ણ કે હલો અભય, મજામાં? બસ કઈ નહીં શાંતિ. આ તો તું આમ ક્રિકેટ મેચ જો ક્રિકેટ લવર જોઈને મેં કીધું લાવ પૂછીએ મેં કીધું આઈપીએલની હરાજી બરાજી જોઈ કે નહીં.

વચ્ચે કંઈક પહેલા જે હોસ્ટ હતા, એ એમને કંઈક બીજી રીતે લોટ આવ્યું હતું તો બેભાન થઈ ગયા હતા ને એવું કંઈક હતું. તો આમાં હોસ્ટ ને શું ટેન્શન? ના એ તો કઈ આપડે બધા અમુક અમુક ખિલાડીઓ આ હતું. સાલું એક તો મને સમજાયું જ ના. જો સુરેશ રાયના તો લેવો જોઈએ ને.

હા એ તો ચલો સમજ્યા એ તો કંઈ નહીં પણ હવે આ પેલું ઓબ્જેક્શન હોય છે ઇંગ્લેન્ડને એવું નહીં રમવાનું ગુજરાતમાં તો લઈ લીધો આપડા ગુજરાત વાળાએ.

અને રાયના પણ છે. પણ છે બીજા બધા ખાસા ને લીધો છે. હવે હાર્દિક પંડ્યા ની કેપ્ટનશીપ જોવાની છે. એ કેવી રીતે ટીમને આખી હેન્ડલ કરે છે.

એને કેપ્ટનશીપ એ નહીં કરી અને ઘણા ટાઈમથી રમ્યો પણ નહીં.

જોઈએ હવે કેવું કરે છે કુણાલ પંડ્યા ને તો લખનઉ વાળા એ ખરીદ્યો છે બે ભાઈઓ જો આ વખતે ટીમમાં છે નહીં ભેગા. હા વડો વડોદરાવાળું વડોદરાવાળું વડોદરા

પણ આપડે સૌથી મોટી વસ્તુ એ જ ભૂલી રહ્યા છે કે આપડા ગુજરાત વાળાઓ જોડે રાશિદ ખાન પણ છે આ બોલિંગમાં. આરસીબી આ વખતે કઈ પ્રોબ્લેમ લાગતો નહીં કેમ કે ચલાવો અને ડી વિલિયમ્સ ગયો પછી આ લોકોએ ને લીધો. બરોબર? ચલો પણ સામે મેક્સવેલ હોય હમણાં જો આઈપીએલ નહીં રમવાનો આ સાલ. પછી જોશે એ તો અને એમનેમ તો બોલરોમાં તો એ લોકો એ હા એ પણ એમને સિરાજને ખોટો રાખ્યો. હા ચાલો તમે હર્ષદ પટેલ ને પોણા અગિયાર કરોડ આપી ફરી પાછા લાયા એ ચાલી જાય બરોબર તો તમે પડીકલ ઉપર પર થોડા વધારે લગાયા હોત.

આરસીબી વાળાએ બે પ્લેયર રાજસ્થાનના લીધા. અને પછી રાજસ્થાનને બટલરને ને ભેગા થઈ ગયા.

ઓપનિંગ માટે એ લોકો માટે ઓપનિંગમાં તો વન ડાઉટ માટે એ લોકો માટે સંજુ સેમસંગ છે હા, દિલ્હીની બેલેન્સ ટીમ છે જોવા જઈએ તો એમના તો ઓપનર જ ડેવિડ વોર્નર અને પૃથ્વી શોર્ય. પછી પેલા ને કીધું ને વિચલ માર્શ પણ આવી ગયો છે. હા એટલે હા

ટેબલમાં છેલ્લા નંબર એ લાગે છે મન તો આશા છે.

ગમ્મે તે એટલે આરસીબી થોડું બેટિંગ ના લીધે થોડું આરસીબી થોડું સ્ટ્રોંગ કહેવાય આરસીબી. એ કઈ આમ સાવ આમ કહીએ એવી રીતે નહીં.

જે નેવ લાખમાં આ વખતે નેવ લાખમાં જોઈએ છે.

ગયો એ અનફોલ્ડ ગયો પછી બીજું કોણ પેલો હતો ને જોશ વિદીપી કરીને ઓસ્ટ્રેલિયા નો એક.

હા, કલકત્તાની આ વખત બહુ સરસ ટીમ છે. અને આજે પાછી છે આજે કદાચ ટેસ્ટ મેચ છે ને આજે આપડી શ્રીલંકા જોડે છે. હા, આપડે આઉટ થઈ ગયો વહેલો પિસ્તાળીસ રન એ. એમ નહીં આમ એરીઓ ફોર્મમાં જ છે. બનાવે છે. કેમ પચાસ પચાસ તો બનાવે છે. પણ એ ખાલી સો નહીં બનાવી ગયો. બસ પ્રોબ્લેમ એ થઈ ગયો છે. સારું, ચલો તા એવું હશે તો પછી મળીએ ક્યારેક.

નુ આફડ છે અંતર શાંત બને અને વૃધ્યો અંતર સમુખ રેવા લાગે એક દિવસ રામાનંદ સ્વામી વાત કરતા હતા ભતી દેવી પણ એકજ સ્તિમા નિન્દ્રા વર્ષ થાઈ ગયા સાતત માગના ફડ રૂપે પ્રેરેલુ સ્વપ્ન દર્શન ને દાંપતી ને થયું તેમને ગોકુલ બિહારી શ્રી કૃષ્ણ ના દર્શન થયા ધર્મ ભક્તિ ને અત્યંત આનંદ થયો તેવુ જગ્યા બને એક બીજા ને પોતા ને સ્વપ્ન ની વાત કરી રામાનંદ સ્વામી ની કૃપા થી આ દિવ્ય દર્શન તેમનુ થયુ તેથી તેમને રામાનંદ સ્વામી ને મનુ મન ગુરુ કરીને સ્વિકારી લિધા આટલા મા સ્વામી જાગ્રત થાયા દાંપતીએ તેમને સ્વપ્ન ની હકીકત કહી પચી પ્રાથના કરી સ્વામી આપ હાવે હમને ગુરુ મંત્ર આપો રામાનંદ સ્વામી તેમને તુદાસિની બેવડી માદા પેહરાવી અને ગુરુ મંત્ર આપયો નવ દીક્ષિત દાંપતી ને હવે થારો આધાર માલ્યો થારો આધાર માલ્યો ભજન થી તેવુ કૃષ્ણુજ કરતા હતા પ્રાંતુ ગુરુ ના આશ્રય થી તે માની ભક્તિ ને વેગ લગ્યો માલ્યો પછી ધર્મ દેવે રામાનંદ સ્વામી ને કહિયુ આશિજ કૃપા થી તમને શ્રી કૃષ્ણ નુ દર્શન થયુ છે આપ અમારો ગુરુ છો અપનવ રૂતાંત જાણવાની અમને ઈચ્છા થાઈ છે તો આપ કૃપા કરી ને કહો રામાનંદ સ્વામી કહિયુ જુ ત્યાગી ને પોતા ના પૂર્વ શ્રમ ની વાતને સ્મુતિ કરવાનુ તેજ છે તમારી સુધી બુધી જાની ને

મારો વૃત્તાન્ત કહ્યું હું કહું છું એટલું હે અંત દ્રષ્ટ કરીને તર સ્વામી બોલાવ બોલવા લાગ્યા રામનું સ્વામી નું અક્ષય હમે એ જ્યાંને ઋત્રેવીડી વિષે હમારું કશ્યપ ગોત્ર અશ્વર લાયન થા સખા પિતા નું નામ અજય દેવ અને માતા નું નામ ફૂલમતી દેવી એ સન ઉંગ્નીઝ સત્તર સો પંચાણું માં શ્રાવણ વધે અષ્ટમીને દિવસ હમારું જન્મ થયો આઠમાં વર્ષે હમને ઉપધી ધોરણ કરાવ્યું ત્યાં પછી તીવ્ર વૈરાગ્ય યોગ અને હમે તીવ્ર રાત કરવાનું બહાનું કાડી વર્થ નિકલ ગયા સૂક્ષ્મ ને દ્વારકા આવ્યા હતા દ્વારકા માં રણછોડ જી ને દર્શન કરીને ગોપનાથ જી છાયા માં સરસ જગ્ય માં આવ્યા ત્યાં પછી પણ ત્યાં કાશીરામ વીર તને જગ્યા માં સંત બૈઠા રહ્યા વેદ વેદાંત નું અભ્યાસ કરીને ત્યાંથી હમે નિકળ્યા વહીવટ ચડની તળેટી મી તમ ત્રં~ ત્રંબા ગામે ગોપનાથ ના ગોપાલ યોગી ને શિષ્ય આત્મરંડ સ્વામી ના હમને દર્શન થયા તમને બ્રહ્મ નિષ્ટા જાણી એને ગુરુ કર્યા અમે યોગ ની પ્રક્રિયા શિક્ષા તમને હમે દીક્ષા આપી હમારા રામનન્દ સ્વામી નામ પાડ્યું યોગ નુંછેલ્લું અંગ સમાધિ છે ત્યાં સુધી તમને અમને સમાધિ કરાવી તે સમાધિ માં બ્રહ્મ તેજ ના હમને દર્શન કરાવ્યા પછી હમે તમને કહ્યું મારે નું શ્રીકૃષ્ણ ના દર્શન કરવા છે આ તેજ ના દર્શન થી પૃથ્વી ઘૂમતી હતી આ તમને કહ્યું આ બ્રહ્મ તેજ ને શ્રી કૃષ્ણ સચીદાનંદ બ્રહ્મ આ લોકમાં ભગવાન શગુન સાકાર રૂપ ધારણ કરે પણ તેમના મૂળ સ્વરૂપે તો ભગવાન તેમનાચ પારો નીરાકરણ છે. ભગવાવન ના દિવ્ય આકાર નું આવું નિષેધ સાંભળી ને અમને મોરછા આવી ગયું જાગ્રત થયા પછી હમને ત્યાગ કરીને તેમને ત્યાંથી નીકળી ગયા

કહી થોડો સમય રહીને શ્રી રામ ક્ષેત્ર મ આવ્યા અહીંથી શ્રી રામનું ચાર્ય ના ગ્રંથ પ્રપંચ મુક્ત અને શ્રી ગીતા ભાષ્ય વગૈરે નું અભ્યાસ કર્યો ભગવાન ના સદા સાકાર સ્વરૂપ પ્રતિ પાદન કરતા શ્રી રામનું જા કાર્ય માં સ્વારૂપ માં હમારી વૃત્તિ જોડાયી ગયી તમને શ્રી કૃષ્ણ ના મોટા ભક્ત જાને તમને અંતર માં શ્રવણ થવા લાગ્યો અંતર માં પ્રતીક થાય કે જરૂર શ્રી રમાડો ચાર્ય નું હું

પરિપાટી કર્યા અને કિર્શ્ન ને ઇચ્છા દર્શાવી તર તમને હમને ભગવાન ભગવત દીક્ષા આપી ને કહ્યું શ્રી શ્રીમન નારાયણ ચરણો શરણમ ભગવતે તથા ઓમ નામો નારાયણ આ બે મંત્રો હમને આપો અને કહ્યું આ બે મંત્રો ને જાપ કરશો અને દોર ને ગ્ન્યાન વૈરાગ્ય ને ભક્તિ યુક્ત થશે એટલે તમને શ્રીમન નારાયણ તમે સાક્ષાત દર્શન દેતો તે પ્રમાણે આ બે મંત્રો ને ઉપદેશ શીખ શિષ્યો ને આપવાની તમને આજ્ઞા કરી અને કહ્યું કહી થાનો પડતા રહે તો કહી રેહજો નહિ તો જા દેશ કાળ ચૂક હોય થાય દેશ ને રેહજો અને સંપ્રદાય ને વિસ્તાર કરજો એ પ્રમાણે કહીને શ્રી રામનું જો ચારેય દાર્શન થયી ગયા સ્વ્પ્ન માંથી હમે જાગરૂક થયી ત્યારે તરી ઉપર પાંચ સંસ્કાર પેહલા રીટા ઓ જો કુંડુ તિલક અને ગ્વાદર છાપ માં ચિન્હઉઁ ચિન્હઉઁ શરીર ઉપર બૈઠા તે થી રામનું ચારેય સ્વપ્ન માં આપેલી દિખતા ની સ્વચ્પ્ત રતીતી થયી આ પ્રમાણે વાત કરી ને વાત કરીને સ્વામી શે દંપત્તિ ને કહ્યું રાજે રાત બહુત થયી ગયું છે હવે માટે હવે તમને તમારા સ્થાન કે જાઉં કાલે આવજો એટલે અઘોરી કથા પુરી કરીશ ધર્મને ભક્તિ કૃષ્ણ ને આ દિવ્ય વાત સાંભળીને અંદર વિભોર બની ગયા ઉઠવાનું મન કરી ના હતું પરંતુ અગ્ન્ય થી એટલે મોદી રાત્ર કેમ ને ઉતારી ગયા દિવસે સવારે નિત્ય કર્મ ને પરિવાર બન્ને શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા નમસ્કાર કરી સમી પણ બૈઠા ત્યારે સ્વામી હસીને કહ્યું તમારી દાળ સજ્જ તાયી મારે પણ વાત કરી આવી ના રહીંવતૂ નથી

શ્રીક્રષ્ણ મહિમા નું વાતો કરતા તમે ત્યાં પણ અમારી વાતો સાંભળીશ્રી કૃષ્ણ નો દાર્શ આવા લાગ્યા અતિ ધીરે ધીરે મુંકશો અમારો પાસે વધુ ના વધુ કામળ માં આવા લાગ્યા હમારા સ્વ્પ્ન નું આવી ઉત્તર જો મહંત ને ઈર્ષા થવા લાગી તમને ઉપદ્રવ્ય શુરુ કર્યું ઉપદ્રવયો ને પ્રતિકાર લારીઓ તે સાધુ ને ધર્મ ના કહેવાય તેથી તે શ્રી રામનું ચાર્ય નું વચન નુસાર અમો થયાંથી નીકળી ગયા અને વૃંદાવન માં આવ્યા વૃંદાવન માં ભક્તિ પ્રચુર વાતાવર જોયી એમાં મારું મન સ્થિર થયી ગયું ગોવિંદ જી ના દર્શન કરી અંતર માં શાંતિ થાય અને ત્યાચ આસન કર્યું શ્રી કૃષ્ણ ના મંત્ર નો જાપ કર્યો

હમે એમ કહ્યું હું આપણે જ્યારે જ્યારે સંબળાય ત્યારે દર્શન આપજો અને પૂજા ની સામગ્રી પ્રત્યક્ષ ગ્રહણ કરજો પ્રભુ પ્રસન્ન થયા અમ sir હુ અમ હિરલ વાત કરી રહી છું. તમારી Bank માં મારુ ઘણા સમયથી આ ખાતું છે. હા madam, બોલો હું આપની શું સહાયતા કરી શકું?

અમ હા sir અમ સર મારુ ખાતું છે એ block થઈ ગયેલું છે. મને એની જાણ નતી અને મને એની જાણ કરવામાં નથી આવી.

અમ હા સાહેબ એ ચોક્કસપણ તમે પૂછી શકો છો. હા, અમ હિરલ હિતેશભાઈ પડિયા

અ okay તો મારો six આંકડાનો અમ sorry અમ સોળ આકડાનો છે આખો અમ account number

અમ one five zero three

પણ હા sir એમાં વચ માં એવું હતું કે જે મારો business હુ ખુદ કરતી તી એ વચ માં બંધ થઈ ગયો હતો અને મારો mobile પણ ત્યારે ચોરી થઈ ગયેલો હતો અને જો તમે કદાચ email મોકલ્યા હશે તો મને ખ્યાલ નઇ હોય. એના અમે હમણાં મારો business કઈ થોડો ગણો restart થયો તો મે એક cheque આપેલો હતો વેપારીને, તો એ વેપારી cheque નાખતો તો bounce થયો. તો, એટલે પછી મને ખ્યાલ આવ્યો કે મારૂ account block થઈ ગયેલું છે મને એ બાબતે ખયાલ નતો. કદાચ તમે email મોકલ્યો હશે ને તો પણ ખયાલ ન હોય કેમ કે વચમાં મારો phone ચોરી થઈ ગયેલો હતો. હા sir કદાચ phone કર્યો હશે તો phone પણ નઇ લાગ્યો હોય, કેમ ક આ મારા new number છે તો old number પર તમે call કર્યો હસે તો એ લાગ્યું પણ નઇ હોય. હા sir એ તો છે જ. પણ એ sir હવે છેજ નઇ તો પછી કેવી રીતના call લાગે એટલે તમારો contact પણ કદાચ નઇ થયો હોય. અમ sir, એના માટેની process શું હોય છે કે આપણે unblock તો કરાવવું હોય મારુ account?

okay sir કઈ વાંધો નઇ. હુ ત્યાં આવીને જ application નાખી આપીશ. okay sir કઈ કઈ વિગતે એમાં નાખવાની હોય છે કે જ્યારે આપણે ખાતું ખોલાવવા આવીયે તે બધી વિગતો નાખવાની કે પછી થોડી ઘણી વિગતો જ નાખવાની હોય છે? okay sir તો, તો sir એમાં mobile number પણ enter કરવાના હોય છે? કેમ કે, મારા old number છે તો હવે બંધ છે

okay. એટલે passbook ની ને અમ ખાતા ની વિગતો જે old હતી તે જ નાખવાની હેને name માં. હા

અચ્છા અમ હા sir, એટલે mobile number પણ મારે અમ હવે નથી એટલે એ પણ change આમથી જ થઇ જશે? and અરે, email માં પણ એવું જ છે. email account માં પણ. અચ્છા. એટલે આમ ખાલી form માં બધી new details હું નાખી દઉં તો પસી એ રીતના જ બધું ચાલશે ને? એક રીતે જોઈએ તો ફરી થી new account જેવું જ થયું ને?

હમ હમ સમજાય ગયું sir.

okay okay sir ઓ okay sir sir તમે કીધું કે આ ચાર્જ કપાય છે તે charge તો મેં ઘણા લાંબા સમય થયા છે. આ process કરી નોતી bank માં એના જ કપાય છેને? એ કારણે જ મારુ account block થયું છેને?

એટલે sir એના માટે online process હોય છે કે એની application તમે બનાવી છે કે શું છે?

અચ્છા એટલે ફક્ત એમાં account number add કરીયે ગમે તે application છે જે હમ એમાં તો પછી direct account માંથી પૈસા કપાય જાય છે?

its okay sir અમ its okay sir હમ સર હું helpline number જાણી શકું છું?

okay okay sir thank you sir plus જણાવવા માટે. okay okay sir thank you very much sir કે બધી માહિતી મને આપી ને ઘણું બધું સમજાવ્યું ને application ની માહિતી આપી.

નમસ્તે, મારુ નામ દુલેરા કૃષ્ણ હું આજ તમને સત્ય શિવ અને સુંદરની સમજૂતી આપીશ. સત્ય સત્ય એટલે કોઈપણ વિષય કે વસ્તુ ના યથાર્થ સ્વરૂપ વિશેના જ્ઞાનનો ગુણધર્મ, કોઈ પણ વિષયનું યથાર્થ જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખનાર વ્યક્તિને જ્યારે તે વિષયનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તેને સત્યની સમજ પ્રાપ્ત થાય છે એમ કહી શકાય સત્યની સંપ્રાપ્તી એ જ્ઞાન પ્રાપ્તીનો ધ્યેય છે અને સત્ય એ જ્ઞાનપ્રાપ્તીનો આદર્શ છે. સત્યમાં મૂલ્ય પ્રસ્થાપના મૂલ્ય એ માનવીની પસંદગીના સાધનતાનો છે મૂલ્યની પસંદગીથી માનવી આત્મસંતોષ અનુભવે છે માનવીની જીજ્ઞાશા અને સંતોષ એક એવું સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તેની જ્ઞાનશક્તિ સંતોતાય સંતોષાય છે આમ સત્ય એ પસંદગીને પ્રાત્ન મહત્વનું માનવીય મુલ્ય છે ત્રીજું વ્યવહાર્યતા સત્ય એ જ્ઞાનનો ગુણ છે આથી જ્ઞાન જેના વડે મળે છે તેની શુદ્ધિ અને વૃદ્ધિ આવશ્યક છે

આવી વ્યક્તિના વાણી અને વર્તન પ્રામાણિક કે વિશ્વાસપાત્ર બનતા નથી. મન, વચન અને કર્મની એકરૂપતા એ સત્યદર્શનની પૂર્વશરત છે આથી જેવું માનવી જેવું માનવી બોલે છે તેવું બોલ્યા તેવું વર્તવું એ જ સત્ય મૂલ્ય પ્રાપ્તીની વ્યવહારિક પ્રવૃત્તિ છે શિવનું શિવની વ્યાખ્યા શિવ એટલે કલ્યાણકારી સર્વનું મંગલ કરનાર, સર્વનું હિત કરનાર ફક્ત સર્વધર્મ કે કર્તવ્યના પાલન દ્વારા પ્રગટ થતો કર્મ શક્તિનો ગુણ એટલે શિવ શિવ એ આચરણ કે કર્મ સાથે જોડાયેલો ગુણ છે. આ ગુણ આચરણને સર્વોત્તમ બનાવે છે તે દ્વારા કર્મની ધન્યતા અને આત્મ સંતોષનો અનુભવ થાય છે કર્મનો આદર્શ શિવ કે કલ્યાણ છે. કોઈપણ સદ્વિચાર કે સદભાવના સત્કર્મમાં રૂપાંતર થતું નથી ત્યાં સુધી શિવ અસ્તિત્વમાં આવતું નથી જે વ્યક્તિઓ ધર્મ, નીતિ અને સદાચાર વિશે સિદ્ધાંત સ્વરૂપે બધુ જાણે છે પરંતુ તે અનુસાર વર્તન કરતા નથી તેઓ એક પ્રકારનો આત્મદ્રોહ કરે છે અને જીવનની ધન્યતાના અનભુવથી વિસછીત કહે છે જે વ્યક્તિના વિચાર અને વર્તન વચ્ચે તફાવત નથી તેવી વ્યક્તિ જ જીવનની ધન્યતાનો અનુભવ કરે છે. શિવ મૂલ્ય પ્રસ્થાપના ઉદ્દાત્ત શિવ ચરિત્રવાળી વ્યક્તિઓ પોતાના વ્યક્તિત્વનું ગૌરવ ત્યારે જ અનુભવી શકે છે જ્યારે પોતાની સમજાયેલી ફરજનું યોગ્ય રીતે પાલન કરે. કર્તવ્ય કરનાર વ્યક્તિ કરતૂત તૂત કરતા ત્યાં અનુભવે છે અને શિવ સત્યના મૂલ્યનું પ્રસ્થાપન કરે છે. ત્રીજું વ્યવહાર્યતા શ્રીમદ્દભગવગીતા શિવના મૂલ્યને ચરીતાર્થ કરવા માટે નિષ્કામ કર્મ યોગ્યનું શિક્ષણ આપે છે ગીતાકાળ જણાવે છે કે ફળની આસક્તિ વિના કર્તવ્ય બુદ્ધિથી પ્રેરાઈને કરેલા કર્મો સુખ દુખના ભાવોથી મુક્ત એવા શિવ તત્વનો અનુભવ કરાવે છે જર્મન તત્વજ્ઞાની કેન્ત કર્તવ્ય ખાતર કર્તવ્યનો સિદ્ધાંત રજૂ કરે છે અને કર્તવ્ય નિષ્ઠાના અમલીકરણ માટે માર્ગદર્શન આપે છે તેવા પરોપકાર પ્રેમ મૈત્રી કરુણા દાન, દયા ક્ષમા વગેરે કર્મોનો સમાવેશ શિવ રૂપી મૂલ્યનો સાક્ષાત કર્ણ કર્મોમાં થાય છે આ પ્રકારના કર્મ, ત્યાગ સમર્પણ અને બલિદાનની પણ અપેક્ષા રાખે છે. ગુજરાતના મૂકસેવક રવીશંકર મહારાજના મતે કપી જઈને ખપમાં આવું એક સાચી માન્યતા છે સુંદર સુંદર એટલે કે ચિત્તને સારી રીતે આનંદિત કરે તે સુંદર કોઈપણ સુંદર વસ્તુ નિરંતર આનંદ આપનારી છે કોઈ પણ બાબતને લગતી રસ રસસભર કે આનંદદાયક લાગણી સુંદર છે સુંદર એ લાગણીનો આદર્શ છે આમ સૌંદર્ય લાગણી સૌંદયનો ગુણ છે સૌંદર્ય વધે વ્યક્તિ લાગણી સંતાનુભવ કે આનંદ પ્રાપ્ત કરે છે સુંદરના મૂલ્ય પ્રસ્થાપના કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના પ્રિય હોય તેવા કોઈ વિષયને જોઈને સમ